હા એ વાત તો સાચી છે, કારણકે plastic તો કેટલા લખો વારસો લાગે છે એને સડવામાં, તો મને લાગે છે કે એનો આપણે alternate ઉપાય કરવો જોઈએ, જેમકે, કાગળ ની બેગ, કાપડ ની બેગ, તો એનો આપણે ફરી વાર use બી કરી શકીયે, અને એનું recycle બી મતલબ possible છે. જેથી કરીને જે આપણે pollution ના જે effect કરે છે તે એકદમ નહિવત થઇ જશે. કારણકે plastic એ પાણી, હવા, જમીન, મનુષ્ય, ને પ્રાણીઓને બધાને effect કરેછે.

presentation દ્વારા બધાને બતાવવું જોઈએ કે કઈ રીતે આપણે મદદરૂપ થઇ શકીયે બધાને તો ok ભાઈ ચાલ આપડે presentation પર ફોન કરીયે અને મળીયે હવે ચોક્કસ જસવંત okay દીપેન ભાઈ નમસ્કાર મિત્રો તો આજે તમારું સ્વાગત છે આજે અમારાં સાથે છે ઓમ ભય પટેલ જે ભૂતકાળ માં જુનાગઢ ના રહેવાસી રય ચુક્યા છે એમને એમનું બાળપણ જુનાગઢ માં વિતાવેલ છે અને જેમ તમે જાણો છો જુનાગઢ માં એક સૌથી સ્વેષ્ઠ ગીરનાર પર્વત પણ છે અને એજ પ્રમાણે ઘણી વિશેષતા ધરાવતું અપ્ડું એવું જુનાગઢ એક બૌજ લોક માન્ય અને લોકો ને પ્રવાસ માટે ઉત્કૃષ્ટ કરતું અને લોકો ને બૌ આનંદ અપાવતું એવું પ્રવાસ નું એક સ્થળ બની ચુક્યું છે તો હું એવું ઈચ્છું છુ કે આજે અપણે જાણીએ જુનાગઢ કેવું છે અને તેની નજીક માં આવેલા કેટલાક વિસ્તારો જેમ કે સોમનાથ છે જે બાર જ્યોતિર્લીંગ માનું એક સોમનાથ મંદિર એ પછી જોડે એક દ્વારકાધીશ નું મંદિર એટલે દ્વારકા જાય શ્રી કૃષ્ણ નું મંદિર છે તો આજે અપડે જાણીએ કે એ બધા ધર્મ સ્થળ અને જુનાગઢ મુખ્ય ભાગે એ કેવું છે અને ત્યાં ફરવા લાયક કેલિક જગ્યાઓ છે

આ જુનાગઢ માં ફરવા લાયક અનેક સ્થળો છે જેમાં main તો ગીરનાર છે એ ગીરનાર ગુજરાત નો સૌથી ઊંચા માં ઉંચો પર્વત છે

ત્યાં ઉપર તમને ગુરુદાતાત્રી સુધી એટલે નવ હજાર નવસો નવ્વાણું પગથ્યા છે total ત્યાં અરે સરસ સરસ

ઓમ ભય અપડે જેમ કે જોવા જઈએ જુનાગઢ માં એટલા બધા પગથીયા છે તો તમારા પ્રમાણે કેટલા કેટલું કલાક લાગશે જો હું એક દિવસ માં જુનાગઢ ઉપર ચડવા માંગતો હોઉં એક સુધી કેટલો time લાગે મને ઈ તમારી સ્પુરતી ઉપર જાય ત્રણ ચાર કલાક પણ લાગી શકે અને નવ દસ કલાક પણ લાગી શકે કારણ કે તમે જેવી રીતે ચડો તમે અરમ કરતા કરતા ચડો તો

ropeway આવી ગયું છે જુનાગઢ માં એટલે તો ropeway થીનજ જાય છે વધુ અચ્છા અચ્છા અને મને લાગે છે ત્યાં જ્યાં સુધી મેં સાંભળ્યું છે એ ropeway છેક સુધી નથી જતું like અડધા રસ્તે

અંબાજી ત્યાં છે અંબાજી માં નું મંદિર છે ત્યાં

હ તો ટુક માં ચાલવાનું તો છેજ એટલે એ રીતની તૈયારી રાખવીજ પડે જો તમે જુનાગઢ ગીરનાર પર્વત પર ફરવા જવા ઈચ્છતા હો

બરોબર તો હવે હું જાણવા માંગું ઓમ ભય કે સોમનાથ મંદિર બાજુ જવું હોય તો ત્યાં કેટલું જગ્યા વચે જે જોવા લાયક એક તો મંદિર તો છેજ અપડે તો એમની વિશેષતાઓ કો દરિયો ત્યાનો બૌ સારો છે દરિયો તમને જોવા માં આવશે ત્યાં અને બાર જ્યોતિર્લીંગ માનું એક છે ત્યાં

દરિયા કિનારા વિષે મેં બૌ સાંભળ્યું like એ ત્યાં સવાર ના time હા હા હા like સવાર ના time તમે મંદિર એ જાવ ત્ય દરિયા કિનારે થી જોતા હોવ તો સૂર્ય ઉગતો હોય અને જયારે સૂર્ય આથમતો હોય એ સમય નું જે દ્રશ્ય હોય છે બૌ હોય છે અને એ બુજ ઉત્પાનોરમય પણ હોય છે એવું મને જાણવા મળ્યું છે મને એની ખાસિયત એ છે કે એ તમે બાર એ ઉભા હોવ તો દરિયા નો અવાજ તમને આવતો હોય પાણીનો પણ તમે જેવા મંદિર ની અંદર પ્રવેશ કરો છો તો તમને કોઈ પણ બાર નો અવાજ નથી આવતો ત્યાં હા હા વાત સાચી છે હા વાત સાચી આ વસ્તુ મેં અનુભવ કરી છે like અભિજ બે ત્રણ મહિના પેલાજ અમે અમારાં આખી family જોડે ત્યાં ફરવા ગયા તા તો એ time એ આ વસ્તુ મેં સાચી તો તમારા એ મિત્ર ની એ વસ્તુ સચીજ ગણવા માંગું છુ આ મારો પણ અનુભવ માંથી એક છે એ વાત સાચી છે તમને જયારે મંદિર માં પ્રવેશ કરો છો ત્યારે તમને દરિયા નો અવાજ નથી આવતો અને ત્યાની જે હવા છે ત્યાં નો જે વાતાવરણ છે એટલું શુદ્ધ અને એટલું પવિત્ર વાતાવરણ હોય છે એ તમારા મન માં જેટલી નકારાત્મકતા હોય એ બધીજ નકારાત્મકતા ત્યાં તમે

કારણ કે જે જ્યાં ફરવા આવતા હોય છે તે ત્યાં ના સિંહ છે જોવા માટે હા હા મેં આ વાત પણ સાંભળી છે સૌરાષ્ટ્ર ને સિંહ મતલબ ત્યાં એવું જોવા મળ્યું છે મેં સાંભળી છે આ તો અમ દ્ન્ત કથાઓ જેવું છે કે લોકો કેતા હોય છે કે લોકો આમ આખે જોયેલું છે સિંહ મેં તો કોઈ દિવસ નથી જોયો પણ ત્યાના જે રહેવાસીયો છે એ લોકો આંખો જોયેલો છે એ સિંહ ને એમના સમક્ષ વાત સાચી છે આવું થાય છે શું ત્યાં

એ સતાધાર માં શું હશે તમે એ વિષે કઈ કેશો મને એનો ખ્યાલ નથી

તેઓ મોટા સંત હતા Ok આછા ok અત્યારે ત્યાં સદાવ્રત ચાલે છે તો તમે ગમ્મે ત્યારે જાવ તમને ભોજન મળી રેય અને free માં દર રોજ દર રોજ ના પાંચ થી દસ હાજર માણસો ત્યાં જેમ અરે વા તો તો આ બૌ સારી વસ્તુ કેવાય કેમ કે ત્યાં ઘણા બધા પ્રવાશીયો આવતા હોય છે એમને જમવાની વ્યસ્થા જો એટલી સુંદર થથી હોય અને ભગવાનની પ્રશાદી મનાય છે કોઈ તમે મંદિર એ જતા હોવ અને ત્યાં તમને જમવાનું પૂરું પાડવામાં આવતું હોય તો એ તો ભગવાનની પ્રશાળી ગણાય અને ખુબ

હા ત્યાં બૌ મોટું ભવ્ય મંદિર અત્યારે બનાવી નાખ્યું છે બધું બજાર બજાર પણ મસ્ત છે ત્યાં ની

અને બીજું મારું અનુભવ કેવા માંગું છુ તમને બધા ને તો એક વખત શું હતું કે અમે લોકો જયારે બેટદ્વારકા બાજુ જતા હતા તો ત્યારે બેટદ્વારકા જવા માટે શું એક નદી પર કરવી પડે તો એમાં તમારે boat દ્વારા Boat માં બેસી ને તમે એક છેડે થી બીજે છેડે જવું પડે તો એ સમયે જયારે એ boat પર જતા હસો એ time એ તમે મોટા ભાગના કેટલાક વ્યક્તિ ઓને જોશો કે જે કાજુ biscuit વેંચતા હયસે અને એ કાજુ biscuit ને જોઇને મને તો પેલા એજ પ્રશન થયો મેં કીધું આ કાજુ biscuit આ લોકો આય શા માટે વેંચે છે મને લાગતું હતું કે લોકો ખાતા હયસે પરંતુ એ સૌથી મોટું

તમે જોશો કે કયક પક્ષી ઉપર ઉડતા હોય છે boat ની ઉપર અને જેમ તમે કાજુ biscuit ઉપર હવા માં ઉછાળો એ પક્ષી હવા માં જે કાજુ biscuit ને catch કરી લે છે

હવા માં જે કાજુ biscuit ને પકડીને અને ખય લેતા હોય છે એ તો ગજબજ એમની skill છે એ પક્ષી ઓની

તે એ બૌ મનોરંજક લાગ્યું તું મને જે વખતે જયારે હું ત્યાં ગયો હતો

બીજું તો સોમનાથ નું જે security system છે એ ભી મેં જોયેલી છે એમાં એવું કે છે કે નીચે એમ સોનું છે કે માંડીએ ની નીચે એટલે security વધારે છે એમ અચ્છા હા હા હા હા આ વસ્તુ જોકે મેં ભી ક્યાંક સાંભળી છે કે મંદિર ના ગર્ભ ગૃહ માં ક્યાંક સોનું છુપાયેલું છે હજોકે આ વસ્તુ ઘણા બધા મંદિરો વિષે કહેવામાં આવે છે કે જે છે જે મંદિર ના ગર્ભ ગૃહ માં કે જેના નીચે પાતાળ લોક છે કે ત્યાં ઘણું બધું માલ મિલકત ને સોનું છુપાયેલું છે અને કોઈ કાઢવાની હિંમત નથી કરતુ કારણ કે લોકો ની માન્યતા ઓ છે કે ભગવાન ની માન્યતા ઓ હોય છે એટલે લોકો એને હડપવાનો પ્રયત્ન નથી કરતા એ સારી વસ્તુ છે અને બીજી વસ્તુ એવું કયક સંભાળવામાં આવ્યું છે કે દ્વારકા માં જે સમુદ્ર છે એની નીચે એક બીજી નગરી જોવા મળી છે ત્યાં દ્વારકા એવું કહેવામાં આવે છે કે સોનાની નગરી હતી

અત્યારે તો ક્યાં ત્યાં સોનું જોવા નથી મળતું

હ હ મારે પણ આ સંભાળવામાં આવ્યું છે કે એક આખી દ્વારિકા નગરી જે છે એ સમુદ્ર ના કરને ધકાય ગય આખી નગરી રવી ને એવી સમુદ્ર ની અંદર તળિયા માં છે અને જો કોઈ અમ scuba diver જાય તો એ અંદર જઈને એને

હા સાચું છે તે બધું જે ઘણું આશ્ચર્ય પમાડે એવું છે વાત સાચી અને બીજું આવું પૂછવા માંન્ગીસ કે સોમનાથ બેટદ્વારકા અને બીજું કો બીજું એક પાસે કોઈ મંદિર છે મને નામ નથી યાદ આવતું તમને કદાચ ખ્યાલ હોય તો એટલે ક્યાં દેવી દેવતા નું કોનું છે મંદિર

હા ત્યાં સોનલમાં નું મંદિર છે જે એક અચ્છા ok ત્યાં ભી ફરવા જેવું છે હેને હા ત્યાં મોટું મંદિર છે ચારણો એટલે ચારણો દેવી ત્યાં બિરાજે છે ચરણો માં બૌ મને છે એમને બરોબર તો આ પણ એક તો વાસ્તવ માં જો તમે બધા મિત્રો ઈચ્છતા હોવ કે અપડે સૌરાષ્ટ્ર બાજુ ફરવા જઈએ અને સૌરાષ્ટ્ર માં trip કરીએ એક વખત પ્રવાસ લિયે ત્યાં નો તો હું બધા ને એવું કઈશ કે suggest કરીશ તમે બધા સૌરાષ્ટ માં બધા મંદિરો નું અને સોમનાથ નું દ્વારકા નું આ બધી જગ્યા ઓનું તમે એક વાર મુલાકાત લો ત્યાની ભવ્યતા ને પોતાની આંખો થી નિહાળો અને ત્યાં ની જે શુદ્ધતા છે વાતાવરણની ત્યાં સકારાત્મકતા છે જે વાતાવરણ માં એને અનુભવો અને ત્યાનોજે દરિયા કિનારો છે ત્યાં થોડોક સમય પસાર કરો જેથી તમને પણ ખબર પડે કે ત્યાં જે અપડા ગુજરાત માં જે પણ સંસ્કૃતિઓ છે જે પણ જુના સ્થળો છે એ કય પ્રમાણે હજી સુધી રહ્યા છે અને કઈ રીતે એને સાચવવામાં આવ્યા છે ઈ હજી સુધી એ પ્રમાણે આપણને આપડી જૂની સંસ્કૃતિ ની યાદ અપાવતા રહે છે તો મિત્રો આજે આપડું અઈ સુધી રાખીશું તો પેલા સૌથી પેલા તો સૌથી છેલ્લે ઓમ ભય નું આભાર માનીશું એમને વક્ત આપ્યો time કાઢ્યો અમારાં માટે અને એટલી બધી સારી જાણકારી આપી તો ઓમ ભય આપનું ખુબ ખુબ ધન્યવાદ thank you

જમવાની તૈયારી થઈ ગઈ?

ઓકે? ચાલ હુ બોલુ એ તુ બધુ લખતો જાજે તે વસ્તુ બધી લેતો આવજે ઓકે. હા તો તેમા પેલા ચોખા, આપડે ખીચડી ના ચોખા આવે ને તે

પછી ટમેટા કાંદા, વટાણ, ગાજર, કોબી, સીમલા મરચા,

ગરમ મસાલો, પછી ધાણા, આપડે કોથમીર આવે ને કોથમીર તે પછી લીમડો, અ પછી હળદર,

છે જ તે બધી વસ્તુ હા તો કાઈ નહિ તો એક તપેલુ લે આ કુકર કુકર છે કુકર છે

તેમા તેલ નાખ બે પાવડા બે ચમચી તેલ બે ચમચી તેલ

માપ એક ચમચી જેટલું નાખી દે નાખી દીધું? એને કકડવા દે થોડી આમ થોડી વાર રેવા દે એમ, એમા પછી થોડી હીંગ નાખ પછી એમા લીમડા ના પાંદડા છે ને એ નાખ પછી, પછી ઓલુ બધુ સુધાર્યું ને સમાર્યું તે કોબી, ગાજર, બટેકા, કાંદા, ટમેટા, એ બધી સબજી નાખી દે હા બધું શાકભાજી નાખ બધા વેજીટેબલ નાખી દીધા? હવે તેમાં આદુ મરચી થી આપડે ખાંડી તી ને, બનાવી તી ને પેસ્ટ, એ નાખી દે

એક ચમચી ઉપર મીઠું નાખ ધાણાજીરુ નાખ થોડુક હા એક ચપટી એક ચપટી જેટલો ગરમ મસાલો થઈ ગયું બધુ હલાવી નાખ હરખાઈ હા થોડીક વાર એમજ રહેવા દે

થોડી વાર ચડવા દે એમજ હા હલાવ્તો રહે જોજે બળી નો જાય હવે થોડી વાર એને ચડવા દે એમજ અને એક તપેલી મા એક વાટકી ચોખા લે હા એમાં એમાં થોડીક મગની દાળ નાખ

હા હવે એને વ્યવસ્થિત ધોઇ ને બે ત્રણ પાણી

હજી ધો થોડીક વાર એનુ બધુજ ચોખા થઈ જાવા દે

ધોવાઈ ગ્યા ચોખા ઓકે તો હવે એને એમા નાખી દે અ કુકરમાં

પછી એમા પણી નાખ બે ત્રણ લોટા જેટલું પાણી નાખ

થોડી વાર ગેસ ને ચાલુ રાખ અને ગેસ થોડૉક ફાસ્ટ રાખજે થોડી વાર એમ જ રહેવા દે કુકર પછી થોડી વાર પછી કુકરનું ઢાંકણું બંધ કર દે

ના હવે કાઇ મસાલો બાકી નથી રાખ્યો મીઠું નાખ્યું ને તે હા આદુ મરચાં નાખ્યાં?

હા હવે તુ એને કે નહિ ઢાંકણું ઘડીક વાર રેવાદે પછી બંધ કરજે હવે તુ એક વખત ચાખી જો તેમા કાઇ ઘટતુ નથી ને મીથા મોરુ કે એવુ કઈ નથી ને ચાખી જો

હા થોડુક ઈ નાખી દે થોડુક લાલ મરચું આવે ને આપડે શાક મા ને એમા નાખીએ એ નાખ

બરોબર છે ને હળદર હા

હમ્મ હવે હલાવી નાખ વ્યવસ્થિત

નહિ તે હલાવી નાખ્યું ઓલી કોથમીર કોથમી કોથમીર નાય્ખી

પછી કુકરનું ઢાંકણું બંધ કરી દેજો

એને છે ને પાચ થી છ સીટી થવા દેજે

પછી જો પાણી હોય તો પાછૂ મુકજે હા અને એકલી ખીચડી જ ખાવ છો કે એની સાથે બીજુ શું ખાસો કઢી હા તો કઢી માટે માટે ની સામગ્રી છે છાસ ચણા નો લોટ હા તો કહુ એ તુ બધુ તુ બધુ અવૈલેબલ કરી ને બધુ ગોતી લે છાસ

બ પછી આદુ મરચી તેલ અને રાઇ અને જીરુ મીઠું હા તો હા તો કઈ નઇ એક તપેલી લે એમા છાસ નાખ એક એક વાટ્કી જેટલી છાસ નાખ એક વાટકી ઉપર એમા બે ચમચી ચણા નો લોટ નાય્ખ હે નહિ નહિ એને હલાવાનુનું બરાબાર આજ નો topic સ્વાવલંબન વિશે વધુ વિચાર એક પ્રસંગે ગાંધીજીએ સ્વાવલંબી કેળવણી ના કલ્પના સદંતર દારૂબંધી જલ્દી કરવાની ની જરૂર ને લીધે ઉપજેલી ઉપજેલી છે એમ ન લેશો એમ કહીંયુ.